ચંદ્રગુપ્ત મોર્ય ના સીમા પુષ્પ નુ જુનાગઢ ના ગિરનાર માં સુરેન્દ્ર તળાવ બંધાયું જે ગુજરત નું સૌથી પ્રાચીન તળાવ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયએ બોદ્ધ ધર્મ પ્રચલિત હતો. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલ છે તે ગ્રંથિ લિપિ માં રચાયેલ છે આ લિપિ ને ઉકેલવા જેમ્સ હતો. આ શીલા લેખો આ શીલાલેખો માં ચૌદ ધર્મ અગનઑ હતી. તેમ અશોકરાજા નો ઉલેખ ત્રેવનશી રાજા અને દેવા દેવાના પ્રિય તરીકે યોગ કરવામાં આવે છે. અનુમોર્ય કાળ ક્ષેત્ર પોળનું શાસન પશ્ચિમ ભારત માં ચારશો વર્ષ પ્રતિક્ષાપકો નું શાસન હતુ ક્ષેત્ર રાજા રુદ્રદામાં હતા અને છેલ્લો ક્ષેત્ર રાજા

ચંદ્રગુપ્તબીજા ના સમય માં અરબ મુસાફર કાયા ને ગુજરાત ની મુલાકાત લીધી. સ્કંદગુપ્ત ના શુભાંકર્ણ પર્ણ તળાવ ની જીનોધાર જીનોધર કરાવ્યું અને તેના કિનારે કિનારે વિષ્ણુ મંદિર બનાવડાવ્યું. સ્કંદગુપ્ત નામનો સોના નો સિક્કા બાર પાડવામાં આવ્યા હતા. મૈત્રક વંશ સ્થાપક સેનાપતિ મોટા કર્ણ તેની રાજધાની વલ્લભ કુળ હતું. પ્રચલિત ધર્મ શ્રી ધર્મ હતો. વિશ્વ વી વી વિધ્યાપિઠ વલભી ભરત તરીકે ઓળખવામાં આવતું હતું આ યુગમાં ભટારગ પછી અલશાઢ એક સેના અલશેઠ હડસેન બાવીશનું શાસન થયું. ત્યારબાદ છેલ્લા દિવસે એક નામના એક નામના રાજા એ ધર્મ વિધાયા ની બિરુદ ધારણ કરી હતી. દેવસેના બીજાના સમય માં ચીની મુસાફર અયુ એમ સંઘ ગુજરાત ની મુલાકાતે આવ્યો હતો. ધ્રુવસેનબીજા એ સમ્રાટ હર્ષવર્ધન ની પુત્રી સાથે લગ્ન કર્યા. ત્યારબાદ શીલદ્વીપય ત્રણ ચાર અને પાંચ આવ્યા. શીલદ્વીપય પાંચ ના સમય માં આરબો એ વલપી ઑનો નાશ કર્યો.

વલભીમાં ગુણમતી અને ચીડમતી બૌદ્ધ ધર્મની પ્રખ્યાત મંદિતા ઑ હતી. સમય અનુકાલીન રાજ્ય ધરૂલોક વંશ સેનેભય વંશ વલ્લભીમાં ગુણમતી અને ચીડમતી બૌદ્ધ ધર્મ ની પ્રખ્યાત પંડિતાઑ હતી.

રાષ્ટ્ર કૂટો દક્ષિણ ગુજરાત માં નવસારી થી વડોદરા રાજધાની મલમથી હાલ નાસિક ગુજરાત માં પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્ર ગુંચતા નું સ્થાન સ્થાપક બનતું દૂર કર્યું હતું બંટીવીરૂ ના મૃત્યુ બાદ કૃષ્ણરાય પહેલો ત્યારબાદ ગોવિંદ બીજો ત્યારબાદ ધ્રુવ પહેલો અને ગોવિંદ ત્રીજો રાજા ઑ થય ગયા. ગુજરાતની રાષ્ટ્રીય કૃત શાખા નો છેલ્લો રાજા અકાલવર્ષ કૃષ્ણ હતો. ઇસવીસન નવશો બોતેર ની સાલ માં પશ્ચિમી શાખા ના ચાણક્ય રાજા થયેલ ના હસ્તે માન્ય શેઠ ના રાષ્ટ્રીય ગીત નું ઉછેલન થયું ત્યારબાદ ગુજરાત માંથી રાષ્ટ્રી ગુપ્ત વંશ નો અષ્ટ થયો હતો. ગુજર શાશક ઇસવીસન સાતશો પચાશ થી નવશો પચાષ રાજધાની હિન્દમાર્ગ ઇશવીશન છસો અઠયાવિશ માં હિન્દ માર્ગ માં આચાર્ય આચર્ય બ્રહ્મ ગુપ્ત બ્રહ્મા સકુંડ સિદ્ધાંત નામ નો ખગોળ શાસ્ત્ર નો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો. શિશુપાલ વર્તના subject મહાકવિ માખ ટન ખીન પાલ ના પત્ની હતા. આ વંશ નો સ્થાપક નાગ ભટ પહેલો હતો. તેના તેના પછી મચ્છ. રગ અને નાગ ભટ્ટ વિજય આસન પર આવી ચડયા કારણ એ જ આપના વિસ્તાર ને ગૃહપતિનું નામ મળ્યું.

ચાવડા વન્સ સ્થપનાક વનરાજ ચાવડા રાજધાની પંચષ હાલ રાજનપુર નજીક નો જિલ્લો ધાનેરા ગુજરાતની ચણૂકય રાજવી અવની માં નવસારી નો ઇશવીશન સાતસો આળત્રિષમાં તામ્ર પુત્ર ના સપોટક ઍટલે કે ચાવડા વંશ નો નિર્દેશ મળી આવેલ છે. તેમનો પ્રારભ પ્રારંભિક રાજધાની રાજધાની પંચાસર હતી. હવે આપણે જોઈશું વાનસ્પતિક રચના વાનસ્પતિક માં જઈશું આપણે કવક જાળ કવક જાળ કાયા કવક જાળની બનેલી હોય છે આ કવક જાળ આડી દીવાલ વગરના શાખા યુગ કવક તંતુ બનેલી હોય છે એટલે તે કે એક કોશી અને બહુ કોશી કેન્દ્રીય હોય છે. પરંતુ મુખ્ય વય વય કવક તંતુઓમાં તેમજ પ્રજનન અવયવોની ઉત્પત્તિ સમયે પ્રજનન અવયવ દિવાલ ઉત્પન્ન થાય છે જમીનમાં રહેલા કવક તંતુઓ આશ્ચર્ય દાદા ના સંપર્ક માં આવે છે જ્યારે કેટલાંક કવક તંતુઓ અધિકતર દિવાલમાં થઈને કે પાઈરઅગરમ થઈને આશ્ચર્ય દાદા શરીરમાં દાખલ થાય છે um થોડાક કવક તંતુઓ બઈઓ જીવન ગુજારે છે જ્યારે કેટલાક અંતપાર્જ જીવન ગુજારે છે સંતાપારક જેવી કવક તંતુઓ બાયો ના કૌશલ્યા વચ્ચે રહેલા અંતરકોશિયા જગ્યામાં ફેલાય છે અને ત્યારબાદ તેમાંના કેટલાક તંતુઓ કોશોની અંદર પણ દાખલ થાય છે આમ આ ફૂગ અંતરકોશિયા જીવન ગુજારે છે ઓશોની રહેલા અંદરનાં કવક તંતુઓ તે પોતાની સામાન્ય સપાટીની મદદ મળે પોષક ધ્રાવો ની શોષણ કરે છે અને કોશોની બહાર રહેલા કવક તંતુઓ જરૂરી ખોરાક પૂરો પાડે છે આ ભૂખમાં જ્યુસ અવયવ ની ગેરહાજરી હોય છે થોડાક સમય બાદ તેઓ આશ્ચર્ય દાદાની કેસી માં થી આગળ વધીને વાહક વાહક ગેરહાજરી હોય છે થોડા સમય બાદ આશ્ચર્ય દાદાને આગળ વધીને તેઓ પેસી ના સંપર્ક માં આવે છે અને ખોરાક નું શોષણ કરે છે પાણી અને અન્ય દ્રવ્ય પોષણ નું શોષણ તથા આશ્ચર્ય દાદા કોસે પોચા બને છે અને છેવટે નાશ પામે છે ખોરાક નું શોષણ થયા બાદ તે અ શોષણ થઈ જવાથી અને ખૂબ ઉગે ઉત્પન્ન કરેલા ઉચ્ચાર્યો ઉત્તરદ પદાર્થોના અસમ્ય પરિણામ થોડાક સમય બીજા અંગો મૃત્યુ પામે છે અને ત્યારબાદ ફૂગ પછી જીવન ગુજારે છે કવક તંતુઓની રચના કવક તંતુઓ ની દીવાલમાં cellulose પ્રમાણ વધુ હોય છે કોસ દીવાલ અંદર અનેક રાજધાન્યો યુદ્ધ કોશરશ આવેલા હોય છે. અને તેમાં અનેક કોષ કેન્દ્રો અને તેમના બિંદુઓ આવેલી હોય છે પોષ રસ ના રંગીન કદ નું સજ્જનતદ ગેરહાજરી હોય છે આ ઉપરાંત દારેક ગ્લાયકોજન ની હાજરી જોવા મળે છે કવક તંતુઓ વૃદ્ધિ અગ્રભાગે થી થાય છે. હવે આપણે જોઈશું પ્રજનન આશ્ચર્ય દાદાની મૃત્યુ થયા થાય તે પહેલાં ફૂગ પ્રજનન કરી દે છે આ ફૂગ આલિંગે આને લિંગી એમ બંને પ્રકારના પ્રજનન જોવા મળે છે અલિંગી પ્રજનન

વધીને ગોળ બને છે અને તેમાં કોશરક્ત અને અનેક કોષકેન્દ્ર દાખલ થાય ત્યારબાદ તે ભાગ ના તલક્ષ આડી દીવાલ ઉત્પન્ન થાય છે ઉપરના ગોળાકાર ભાગ બીજાણુ ધણી કહેવામાં આવે છે. બીજાણુ ધણીની દીવાલ જાડી હોય છે પરિપકો બીજાણો ધણુ અગ્ર ભાગ વધીને નાના આકાર બને છે દરેક બીજાણુ ધણી અગરિયા પેપીલા ધરાવે છે બીજાણુ ધણી માં અને ઉત્પન્ન થાય છે. દરેક બીજાણુ ધણી દિવાલ બહાર આવે છે નાનો બ્રુમૂત્રાગુંદ્પ્રકંદ કુશ દીવાલ વિજયી ને અને એક કોશિયા અનેક દ્વીપક્ષનો હોય છે. થોડા સમય બાદ દલબીજાનું પક્ષના ગુમાવે છે અને ગોળ બને છે ત્યારબાદ અંગોની નડી બનાવીને નજીકના રહેલા આશ્ચર્ય દાદા ના શરીરમાં દાખલ થાય છે અને વિકાસ પામીને નવી કવક જાળ બનાવે છે. હવે આપણે જોઈશું લિંગી પ્રજનન લિંગી પ્રજનન માં આપણે જન્યુજનક એટલે કે ઓગીયમુસ પ્રકારનું હોય છે. તે લિંગી પ્રજનન અવયવ અને સ્ત્રી જાણ્યાજાની ને ઓગોનિયન્મ કહવા માં આવે છે. લિંગી પ્રજાનો ના અંગો એક જ કવક જાળના તંતુ ઉપર ઉપર ઉત્પન્ન થતાં હોવા થી આવી જાતીયો સમયસૂકાઈ કેટલીક જાતિઓ માં પ્રજનન અંગો અલગ-અલગ કવક જાળના કવક તંતુ ઉત્પન્ન થતાં હોવાથી તેવીતેવી જાતિઓના વિષમ સુખાય કહેવામાં આવે છે. પૂજન્યધની કવક તંતુ પરથી ઉત્પન્ન થતાં પારસીયક કવક તંતુઓ અગ્રપાકે તે તેની પાસે ના કવક તંતુઓ અગ્રપાકે પૂજન્યધની ઉત્પન્ન થાય છે પૂજન અને ધાની ને ઉત્પન્ન કરતાં કવક તંતુઓ ના અગ્ર પાક ગદાકાર બને છે તેના થડ ભાગે આડી દીવાલ ઉત્પન્ન થાય છે ને પૂજ અને ધાની કહે છે. પૂજ અને ધાની માં ખુબજ અને અનેક કોષ કેન્દ્રો આવેલા હોય છે પરંતુ એકકોષ કેન્દ્રો બધા જ કોષ કેન્દ્રો નાશ થાય છે બાકી રહેલું નર કોષ કેન્દ્ર તરીકે વર્તે છે હવે જોઇશું આપણે ધ્રિજનધણી મૃત્યુ પામેલા બીજા અંકુરન કવક જાળ કેટલાક કવક તંતુ ના ગોડ ભાગ ઉત્પન્ન થાય છે ત્યારબાદ તેના સ્થળ અને આડી દીવાલ ઉત્પન્ન ઉપરનો ભાગ સ્ત્રી ધ્રિજનધણી ઓળખાય છે શરૂઆતમાં સ્ત્રી ધ્રિજનધણી ખુબ જ કોતરસ હોય છે અને તેમાં બાર કે વધુ પોષકેન્દ્ર અવળા હોઈ છે થોડા સમય બાદ સ્ત્રી જન્યધની બે ભાગમાં વહેંચાઈ જાય છે મધ્યમાં રહેલા કોષ રખને અંદરક કહે છે જે કનિકા માં ભી હોય છે જ્યરહ કોશરસ ને પરિરશ કહેવામાં આવે છે અંડરસ બધા જ કેન્દ્રો શરૂઆતમાં પડી રસ માં દાખલ થાય છે અને ત્યારબાદ રાસ માં આવે છે અંડકોષ તરીકે વર્તે છે જ્યારે પરેશમા રહેલા બધા જ થોડા સમયમાં નાશ પામે છે પરત ત્રિજન્યતા ની અને પૂજનયતા ની ઉત્પન્ન થઈ ગયા બાદ આ બંને અવાય એકબીજાને નજીક આવે છે ત્યારબાદ ભુજ અને દાદાને પોતાના આગ્રહ એક નલિકા બનાવે છે જે સ્ત્રી જણીથા દિવાલ માં દાખલ થાય છે આનલિકા અને ફલન નલિકા કહે છે આ ફલન નલિકા પુજ્ધન્યધાની નોકોશ રસ અને નર કોશકેન્દ્ર બીજાનું માં દાખલ થઈ છે. નર કોશકેન્દ્ર અને માદા કોશકેન્દ્ર નું જોડાણ થવા થી યકોશકેન્દ્ર બને છે તે થી આસપાસ જાડી અને લીસસી દીવાલ ઉત્પન થઈ અન્ડબીજાણુઓ અસ્તિત્વ માં આવે છે અન્ડબીજાનું અંકુરન અન્નબીજરૂ ના ખુબજ પ્રમાણ માં ખોરાક અને તેલ નો પિરુઓ પાડેલા હોય છે અંકુરન સમય તેના અર્થી કારણ ધ્વારા વિભાજન થઈ છે અકુરાન દરમ્યાન બહાર ની દિવાલ તૂટે છે અંદર ની દીવાલ અંકુરન નિરુતે બહાર આવે છે ધીમે ધીમે મૃત્યુ પામી ને નવી કવક જાળમાં પરિણામે છે. કેટલીક વખત પાણી ની હાજરી માં અંકુરન નવી નડી પોતાના અઘરભાગે બીજાણુધની ઉત્પન્ન કરીને અનેક ચલબીજાનું ઉત્પન્ન કરે છે આ ચલબીજાનુંઓ અંકુરન પામી ને નવી કવક જડ ઉત્પન કરે છે, હવે આપણે જોઈશું તેનું નિવાસસ્થાન તેનું કૂલ એકસોસહિત જેટલી જાતીયો જોવા મેડ છે એક મૃતક જેવી ફૂગ છે અને સામાન્ય તરીકે ગ્રીન મોસ કહેવામાં આવે છે. ભારત માં તેની ત્રીસ જેટલી જાતીયો જોવા મેડ છે તેમની કેટલીક ફૂગ જીવન ગુજારે છે તેમાં કેટલીક સામાન્ય જાતિઓ નાઈજર ઓરસે રેટેઞ્ચ કાનડીયા સમાવેસ થઈ છે તેમાં black most તરીકે નાઈજર ઉપયોગમાં લેવામાં આવે છે વાતાવરણમાં જાતિઓમાં બીજાનું હોય છે જેઓ અનુકૂદ વાતાવરણ માં મારતા વૃત્તિ પામી ને અસપેરજેનેસ ના સુકાઈ નું નિર્માણ કરે છે. આમ નિર્જુપદાર્થ નું પોષણ મેડવતી હોવા થી તેને મૃતું પક્ષી કહવામાં આવે છે આ ફૂગ લખો ફાડ, જામ, જેલી, બટ્ટર, ચીસ ચામડા ની વસ્તુઓ જેવી બૂટ, બેલ્ટ, સૂટકેસ પર જોવા મેડ છે. તેની કેટલીક જાતિઓ પક્લ્સિયો અને મનુષ્ય પર જીવન ગુજારતી હોય છે અને તેઓ મ્યકોસ નામ ના રોગ ઉત્પન કરર્તિ હોય છે આ ફૂગ ધ્વારા પક્ષીઓ ના આ અસપેરજુનોસી નામ નો પ્રસાહિ જેવા રોગ ઉત્પન થઈ છે અને પરિણામે તેઓ નું મૃતિયું થઈ છે. આ રોગ કેટલાલ વાર ઘેટાં, ઘોડા, ગયો માં પણ જોવા મેડ છે મનુસિયા સાથે પ્રહલી ખૂબ મનુસિયા તરીકે અન્ય પરણ્યો કાન માં રોગ ઉત્પન કરે છે કેટલીક વાર આ રોજ જીવરણ પણ નિવરે છે આ ઉપરાંત

અ કાર ભી હોય છે તેમાં છતાં કેટલાક જાતિઓ આર્થિક ધૃસતી એ ઘણી ઉપયોગી છે આ જાતિઓ ની મદદ વડે સ્યટ્રિક ઍસિડ ગ્લુકારિક ઍસિડ અને ગ્લ્યસરીન બનવા માં આવે છે આ ઉપરાંત તેને વિવિધ જાતિઓ માંથી જુદા જુદા ઉદધીચકો મેળવવામાં આવે છે. જાપાનમાં ચોખામાંથી દારૂ બનાવવામાં ઉપયોગમાં આ ફૂગ નો ઉપયોગ થાય છે. હવે તેને જોઈ તો વાનસ્પતિક રચના કવક જાળ મા એસઓજીનિક એકકિયા ફૂગ છે એસઓજીનિક વાનસ્પતિક કવક જાળ કહે છે. કવક જાળ સખિત કવક તંતુઓ ધરાવે છે. કવક જાળ જેટલાક કવક તંતુઓ જેના પર જીવન માટે આકાર મળે છે તેમાં દાખલ થાય પોષક પદાર્થ નું શોષણ કરવાનું અને આળસ કતરી સ્થાપન કરવાનું કાર્ય કરે છે હવે આપણે જોઈશું જેનો પ્રજાન તેને પ્રજનન ત્રણ રીતે થાય છે વાનસ્પતિ રીતે, આલિંગી પ્રજાના અને લિંગી પ્રજાના વાનસ્પતિક માં તેનું વાનસ્પતિક પ્રજનન ઉપખંડન દ્વારા થાય છે.

વિશે કંઈક health તો આપણે જો અહીંયા જોઈએ આજના સમયની વાત કરીએ બરાબર health એટલે health એટલે તમારી જે તંદુરસ્તી હોય શરીરની અને એને તમે health કહી શકો આજના સમયમાં જોઈએ તો લોકો તંદુરસ્ત સાહિથ વર્ષ પાસથ વર્ષ સીતેર વર્ષ થઈ જાય તો લાગે કે હા જિંદગી આપણી પતી ગઈ પહેલાના જમાનામાં લોકો સો વર્ષ તો આરામથી બસો વર્ષ નીકળતા આરામથી નીકળતા ને આજે સાહિથ પાસથ વર્ષ થાય એટલે કામ થઈ ગયું છે જિંદગી આપણે નીકળી ગઈ સો સુધી આપણે પહોંચવાની ઈચ્છા નથી રાખતા બરાબર તો આપણે health જોઈએ તો લોકોને health સારી છે પણ નહીં હોતી સારી ઘણા લોકોની અહીંયા આપણે જોઈએ વિષય વિશ્વ આરોગ્ય શા માટે ને ક્યારે ઉજવવામાં આવે છે તો આના માટે આપણે world health day માટે discuss કરીએ ચાલો world health day એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ પર દર વર્ષે સાત એપ્રિલ ઉજવવામાં આવે છે તેનું હેતુ એ છે કે વિશ્વની અંદર એક વ્યક્તિને સારી આરોગ્ય સુવિધા સુવિધાઓ મળી રહે અને લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની ઉપરાંત આ દિવસની ઉજવણી નો હેતુ વૈશ્વિક સ્વાસ્થ્ય અને તેને સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો છે બરાબર તો આ માટે આપણે world health day ઉજવીએ છે દર વર્ષે શ્વાસ સમસ્યાઓ અને સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવા માટે WHO એટલે કે world health organisation ના નેતૃત્વ હેઠળ વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે સારા શબ્દોમાં કહીએ તો આ દિવસની ઉજવણી નો મુખ્ય ઉદ્દેશ વિશ્વ પરના લોકોના સ્વાસ્થ્યનું સતત ઊંચો લાવવાનું અને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવાનું છે આ દરેક વ્યક્તિ કે એને સારી સારવાર માટે ઉપરાંત લોકોએ જાગૃત થવું જોઈએ જેથી ને વિશ્વભરમાં ફેલાતી ગંભીર બીમારીઓ અટકાવી શકાય બરાબર છે આવા કિસ્સાઓ સાચી છે કે આપણે જેવુ ખાનપાન રાખીએ એવું આપણું શરીર અને આપણે જે રોગ પ્રતિરોધક શક્તિ હોય એ થોડા ખાનપાન પ્રમાણે હોય જેમ કે હમણાં આપણે જોયુ કે કોરોના

તો એ દર્શાવે કે આપણું જે રોગપ્રતિકારક શક્તિ છે આપણી બહુ કમ છે એવું કેમ સમજે કે આપણું ખાન પાન એવું છે બરાબર તો આજે WHO છે એ દર વર્ષે આવા camp લગાવે વિશ્વભરમાં જેમાં લોકો જાગૃતિ લોકોના મનમાં જાગૃતિ ફેલાવે કે તમે તમારી હેલ્થ ઉપર કેવી રીતે ધ્યાન આપવું જોઈએ અને એવું બધું કરે world health organisation છે બરાબર આગળ જોઇએ તો WHO સ સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં નિવૃત્ત પ્રદાન કરવા આરોગ્ય સંશોધન કાર્ય સૂચિને આકાર આપવા નિયમો અને ધોરણો નક્કી કરવા પુરાવા આધારિત નીતિઓ રજૂ કરવા દેશોને તકનીકી સહાય પૂરી પાડવા અને બનાવવાનું direction અને મૂલ્યાંકન કરવા માટે જવાબદાર છે તો બહુ બધું કામ who કરે health related organisation છે તેનું નામ જ છે health related maximum કામ એ કરે બરોબર બહુ મોટી organisation છે યુએસએ માં આવેલી હેલ્થ માટે આપણે આગળ વિચારીએ ચાલો તો એની એની fix હોય વિશ્વા આરોગ્ય દિવસની અહીંયા જોઈએ આ સમયે આ સમયે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સંક્રમણ પ્રદૂષણ અને અનેક ખતરામાં બીમારીઓ સામે લડી રહ્યો છે આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સર્જક રહો ખૂબ જ જરૂરી છે આ જ કારણ છે તેનો મુખ પણ ઘણું વધી ગયું છે આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની આપણો સ્વાસ્થ્ય છે આ વર્ષે એટલે આ બે હજાર બાવીસ ની વાત છે હું હમણાં બે હજાર ત્રેવિસ artically વર્ષ ઘણું છે આપણે વાત કરીએ છીએ વાંધો નહીં તો WHO મુજબ મહામારી પ્રદૂષણ કેન્સર અસ્થમા અને હૃદય રોગ જેવા રોગો વચ્ચે વિશ્વા આરોગ્ય દિવસ બે હજાર બાવીસ ના અવસર પર WHO તરત જ માનવ અને સમગ્ર પૃથ્વી નો સ્વાસ્થ્ય રાખવા અને સમાજને સંગ્રહ રાખવા માટે જરૂરી ક્રિયાઓ પણ વૈશ્વિક ધ્યાન કેન્દ્રિય કરે કરશે

પછી આગળ છે કે WHO ઓને અંદાજિત અંદાજ છે કે વિશ્વ પરના વિશ્વભરમાં આ શું કહેવાય એને પર્યાવરણીય કારણોને લીધે દર વર્ષે તેર મિનિટથી વધુ મૃત્યુ થાય છે દર વર્ષે તેર મિનિટથી વધુ મૃત્યુ થાય છે આમાં આબોહવા કટોકટીનો સમાવેશ થાય છે જેમાં માનવ્તામા સામિષ્ટ મોટો સ્વાસ્થ્ય જોખમ છે આબોહવા કટોકટી એટલે ઇંગલિશ માં આપણે કહેવાય તો climate સ્વાસ્થ્ય સંકટમાં પણ છે પણ છે પછી આપણે આ વિશ્વ આરોગ્ય દિવસનો ઇતિહાસ જોવા જઈએ આ શું છે world health organisation ની સ્થાપના સાત એપ્રિલ nineteen forty eight ના રોજ થઈ હતી તેની યાદમાં દર વર્ષે india માં દર વર્ષે વૈશ્વિક આરોગ્ય દિવસ દિવસની ઉજવણી કરતા કરવામાં આવે છે એ એન મિશન આરોગ્ય માટેની નિશાળ વિશાળ છે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વર્ષ ઓગ્ણીસો પચાસ માં શરૂ કરવામાં આવી હતી તે જ વર્ષે WHO ની પ્રથમ world health organisationworld health assembly ઉજવાય હતી જેમાં દર વર્ષે આ દિવસે ઉજવવાનો નક્કી કરવામાં આવ્યો હતો તે એક આકર્ષ સરકારી સરકારી સંસ્થા છે જે સામાન્ય રીતે તેમાં સમય દેશોના આરોગ્ય મંત્રાલય દ્વારા અને તેની સાથે કામ કરે છે બરોબર તો આ હતું વિશ્વ આરોગ્ય દિવસની માટે કંઈક ચાર શબ્દ આપણે health જોઈએ તો એના માણસોની health ની નથી આવતી પશુ આવી ગયા પક્ષીઓ પણ આવી ગયા ઘણીવાર ઘણા બધા એવા કામ છે જે આપણા માણસો કરે અને એનું result એ લોકો કરવાની જ્યારે જ્યારે ભૂલ પણ નથી થતી તો આપણા લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ ઉદાહરણ તરીકે લઈએ તો આપણે industry લઈ લો ફેક્ટરી લઈ લો એ લોકો એમાં કામ થાય તો એ લોકોનું જે પ્રદૂષણ પાણી હોય તો એને નદીમાં નાખી દો બરાબર તમે નદીમાં નાખો તો એ માછલીના એમના તકલીફ પડવાની જ છે જેમકે નદીમાં ગવર્મેન્ટ એવું dadline છે કે એક લીટરમાં કંઈક અંદાજિત પાંચ PPM કે એવું તમે ના પાણી નાખી શકો મનાઈ નથી પણ એ લોકો rules follow તો કરવાનો નથી બરોબર આપણે જાણીએ એ આપણા થોડું કરવું પડે એ જો understand ને બધાને એક સલાહ એવું ના કરે કરાય પછી આપણે હમણાં આપણે જોયું કે કોરોના કાર્ડ આવ્યો હતો તો આપણે આ ઇન્ડિયામાં જોઈએ વેક્સિના તૈયાર થઈ પહેલા તો ઇન્ડિયામાં નથી પણ ઇન્ડિયામાં તૈયાર થઈ એટલે ઈન્ડિયાની તરફથી જોવા જઈએ તો સારી કહેવાય જેમકે ઇન્ડિયામાં આપણે તો આપણે ઝાયડસ કેડિલા અને શહેર એ લોકોની જે વ્યક્તિનો વેક્સિન થઈ સારી હતી એ લોકોની પણ જે ઇન્ડિયામાં આપણે આમ જોઈએ તો health sector માં આગળ વધી રહ્યો છે બરોબર વધારે discuss કરીએ તો કોરોનાના એક અને મેડિકલ સ્ટાફ સીધી લડીને લોકોને બચાવ્યો રહે છે બચાવી રહ્યા હતા બરાબર સમગ્ર વિશ્વ એમને સલામ કરે છે રસપ્રદ વાતો એ છે કે આ વર્ષની WHO ની ટીમ પણ support nurses અને advice છે એટલે કે આવો આવો મળી મળીને નર્સ ને તમામ મેડિકલ સ્ટાફની મદદથી કરીને જેમણે આપણી જિંદગીની ખુશાલ બનાવી છે તો પછી આવો આપણે આ સ્વાસ્થ્ય દિવસ તમામ ડોક્ટરો નર્સ અને દરેક પ્રકારના વ્યવસાય કન્વીને તેમની સેવા માટે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીને તેમની હિંમત ને સલામ કરીએ બરાબર આ એટલે આ article WHO માટે હતો યોગ્ય પોષણ તો પોષણ એટલે કે આપણે શું ખાઈએ છીએ અને પીએ છે લઈએ છે તેમાં આપણે હેલ્થની વાતો આવે જોયા એમાં શું છે તમારા સ્વાસ્થ્યમાં ખાણીપીને ખૂબ મહત્વની ગણાવે છે એક શ્વાસ છે અને સારી રીતે સંતુલિત આહાર તમને પીઠ અને ઠીક રાખવા માટે જરૂરી છે

પરંતુ કેટલાક હાલ ખાદ્ય પદાર્થ પદાર્થ એવા છે કે જે તમને બીમાર કરી શકે છે સારા સ્વાસ્થ્ય માટે તમને સારા સ્વાસ્થ્ય માટે તમને એક સમતોલ diet જરૂર પડે છે તેમાં દરેક ચીજો હોય જે શરીરની જરૂરત છે તો આપણે જોઈએ એમાં તો શરીરને મજબૂત બનાવવા માટે પ્રોટીન સારી પ્રોટીન સારી ગુણવત્તા વાળું ખૂબ વિટામીન a વિટામીન c જેવા સંક્રમણ વિરોધી વિટામીન વિટામીન એ સેલ સેલેનીયમ અને ઝીંક જેવા antioxidant vitamin અને એના વિશે આ પોષણ તત્વોની મેળવવા માટે તમને તમારે આ સંસાધનો ઉપર વધુમાં વધુ ધ્યાન થોડું focus કરવાની સાથે talent life નો દક્ષિણ પૂર્વ પણ આપનાવું જ પડશે આથી ડ્રાયફ્રુટ ડ્રાયફ્રુટ થી લઈને શાકભાજી ફળ અને તમામ પ્રકારના અનાજ જેમના સામેલ કરો આ સાથે જ દૂધ દહી કે અને પનીર દાળ જેવા પ્રોટીન ઉત્પાદકોની પણ ખાસ ધ્યાન રાખો આમાં જોયું કે આપણે જે ખોરાક માટે કેટલું જરૂરી છે ઘણા લોકોને એવી સલાહ કે તમારે જો ડાયટ હોય તમારો જે ખોરાક હોય એ dietitian તમે રાખો જે તમને તમારા શરીર પ્રમાણે તમને જે આ ભગવાન ના કરે તમને કોઈ તકલીફ હોય અલ્લાહ ના કરે તમને કોઈ તકલીફ હોય અને આગળ હોય તો તમે એ પ્રમાણે ડાયરેક્ટ લો તો એ જલ્દી તમને મટી જાય તમને કોઈ healthy હોય તો એ મટી જાય અને મટી જાય એટલે મટી તો જાય જ પણ તમે જે proper diet લો તો કામ તમારું જલ્દી પૂરું થઈ જાય તો આ છે આપણે હમણાં health related વસ્તુ માટે discuss કરી લીધું. પછી અહીંયા આપણે ચોથી આ topic આ પણ છે તેમાં તમારે લડવા માટે તામિલ લડવા માટે રોગ

શરદી જેવી બીમારીઓ સ્વાસ્થ્ય રહી શકો પણ પછી નબળી રોગપ્રદ શક્તિવાળા લોકો કોરોના વાયરસ જેવી મહામારી અને કોઈપણ પ્રકારની અન્ય બીમારીઓનું સરળતાથી શિકાર થઈએ છીએ આરોગ્ય સારવાર ન હોય તો તમારી unity તમને જીવિત રાખી શકે છે બરોબર આ તો છે આથી કોરોના નો વાયરસ જેવી મહામારી કે જેનો હજુ કોઈ તોડ શોધાયો નથી એનાથી બચવા માટે emmunity જ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે જે બીમારીઓ જેનો કોઈ નથી તો તમારી રોગ પ્રતિકારક સક્તી બની છે

તો કાલે સવારે દસ કલાકે એક series માં આવા નું ભૂલવા નું નથી સાહેબ સવારે દસ કલાકે તમારા માટે unacademy દ્વારા એક free test અને scholarship નું આયોજન કરવા માં આવ્યું છે આમાં તમે એક થી ત્રણ માં આવો છો તો એક વર્ષ નું subscription અને જો તમે દોસ્તો તેર થી લઇ sorry બે ચાર થી લઇ તેર સુધી માં આવો છો તો આજ subscription જે છે એ subscription માં તમને discount મળવા પાત્ર છે. પણ કેટલું પૂરું પંચોતેર ટકા જેટલું discount મળવા પાત્ર છે દોસ્તો જો કદાચ તમે ચૌદ થી લઇ ને વીસ સુધી આવો છો તો તમને એમાં પાછા ટકા discount મળવા પાત્ર છે તો એનો મતલબ એવો થયો કે કે test આપો દોડ કલાક તમારી જાત ને તપાસો at list કઈ નાઈ મળે તો free mock test તો મળે જેના પૈસા હોય જેના પાંચસો હાત્સો રૂપિયા પાંચ છ દસ mock test નાં લેવાતા હોય એ unacademy દ્વારા free માં conduct થાય એને આપો ગુજરાત નાં સારા સારા

જેમાં હું દર fridayevery friday હું તમારી એક mock test જેટલી mock test તૈયાર કરું છું અને આ friday માં જે mock test તૈયાર થાય છે દોસ્તો એ mock test history ની હોય છે શેની હોય છે history ની હોય છે જેમાં હું તમને વીસ પ્રશ્નો આપું છું સાંજે સાત કલાકે શુક્રવારે પહોંચી જવાનું વીસ minute નો સમય હોય છે તમે પહેલા નંબર પર આવો તો એક મહિના નું subscription લઇ જવા નું છે જો તમે બીજા નંબર પર આવો છો તો તમને એક હઝાર રૂપિયા નું amazon voucher મળવા પાત્ર છે ત્રીજા નંબર પર આવો તો સાસતો રૂપિયા નું amazon voucher મળવા પાત્ર છે તો મિત્રો હું તમને જણાવીસ કે આ subscription જે છે એ subscription ને લઇ આ test છે એ test ની આપી ત્રણ rank માં તમે તમારી જાત ને સુનીક્ષિત કરો જો કદાચ તમે આ test માં નથી આવતા તો કઈ વાંધો નહિ એક મહિના માં ચાર test minimum આવે કારણ કે ચાર શુક્રવાર આવે ક્યારેક પાંચ આવે પણ ચાર mimimum શુક્રવારો આવે સમજાય છે તો એ શુક્રવારે દર શુક્રવારે આવી જાવા નું test દઈ દેવાની અને જે છોકરાઓ એ test પહેલા ની નથી દીધી આ મહિના ની બે test જે એક test જે આ શુક્રવારે ગઈ એ તો એને તમે આપી દેજો આજે જઈ ને કાલે ગઈ ને એ test ને આપી દેજો ભલે કઈ મળે નઈ પણ question તો મળશે હા કે નાં જો plus છો તો તો regular test લેવાય છે એમાં તો કોઈ issue જ નથી guys જરા various base courses ગણા બધા base courses છે સાહેબ તમે તમારું જ કયો ને સંસ્કૃતિ નામ નો એક base course આપડે launch કર્યો હતો જે crack post on cultuere of Gujarat છે કે જેમાં અગિયાર lecture હતા અણી બીજા બીજા section માં પણ અગિયાર lecture હતા જેમાં મેં તમને ગુજરાત નો સંસ્કૃતિક વારસો આખો ભણાવ્યો છે right okcourse on art and culture part two તમને દેખાઈ રહ્યું છે એનો મતલબ એમ છે કે part one પણ છે કે એ part one અને part two ભેગું કરો એટલે ભારત નો સાંસ્કૃતિક વારસો તમારે જે જરૂર છે એટલો ભણાવ્યો છે complete course on indian art and culture આ part one છે ને આ part two છે એટલે અહિયાં દસ lecture અને અહિયાં છ lecture તો સોળ lecture નું કામ થયું છે સમજાય છે અને course on Gujarat art and culture class three એમાં સત્તર lecture છે સત્તર lecuter અને અગિયાર lecture આ એટલે total સતીયાવીસ lecture સંસ્કૃતિ વારસા ના તૈયાર થયા હશે વલભી નામ નો એક base course launch કર્યો જેમાં મેં તમને history ગુજરાત ભણાવ્યું છે પેલા માં સોળ lecture છે ને બીજા માં નવ lecture છે એટલે આમ જોઈએ તો total પચીસ lecture છે પચીસ lecture માં મેં તમને ગુજરાત નું history ભણાવ્યું છે ભુગોલમ નામ નો એક base course છે જેમાં છ lecuter અને એની પેલા સોળ lecture તો total જોઈએ તો બાવીસ જેટલા lecture ઓ ભારત ની ભૂગોળ નાં ભણાવેલા છે

અપન હૈ નાં બરાબર ગભારને નાં ક નહિ હૈ બસ માત્ર ધ્યાન રાખવા નું છે okay ચાલો હવે એક વખત બધા તબલા તોડ જવાબ આપી દયો કે નવ તારીખે એક Base course launch થયો છે આ બધા ની તૈયારી તમે ઘર બેઠા unacademy નાં માધ્યમ થી તમે કરી શકો દોસ્તો જ્યારે પણ course purchase કરવા નું મન થાય ને મારું કામ તમને પસંદ આવતું હોય તો એ જે az ten cod તમારે apply કરવા નું છે તમને દસ ટકા જેટલું discount મળવા પાત્ર છે જો કપી inappropriate content દેખાય તો એ content ને તમે નીચે આપેલી link પર click કરી અને તમે તમારી જાત જે છે જે તમારી જાત થી content જે છે એ content ની complain કરી શકો હો છો દોસ્તો ચાલો તો બધા એક વખત જય હિન્દ લખી દેશો જેથી આપડે આપડા session ની સરુઆત કરીએ છીએ right આજે ઓછા છોકરાઓ ની ઉપસ્થિતિ છે પેલો પ્રશ્ન આપું ત્યારે પાંચસો છોકરાઓ ની આશા હતી પણ its ok સાહેબ કઈ વાંધો છે નહી હમણાં થોડી વાર માં જોડાઈ જવા નાં છે પણ બધા લોકો ને એક નમ્ર અપીલ કકરીશ કે like કરવા નું ભૂલતા નહિ જેટલી like કરસો ને એટલો જલ્દી trending માં વયી જતો હોય છે right એટલે કોઈ single વ્યક્તિ એવો નાં હોવો જોઈએ જે like કરવા નું ભૂલી જાય તમે પાંચ એક minute એ તમે ખુદ comment માં નાખી દેજો કે like કરતા રહેજો video ને એટલે જે કોઈ નવો આવે એ પણ like કરે right આ google આ જે youtube નું algorithm એ રીત નાં set થયું હોય જેટલી like આવે એટલું એ trending માં વયી જાય એક હજાર like આવે ને તો કે એક હજાર like વાળો video is live સમજાય છે એટલે જે તૈયારી કરનારો છોકરો હે એની હુધી આ video પોકે અને પછી એને માજા આવે તો એ regular આવે ને regular આવે તો તમને થવા નું છે મને તો થવા નું જ છે તમનેય થવા નું સાથે right ચાલો તો first question on your screen my dear friends પહેલો પ્રશ્ન તમારી screen પર છે અને એને આપડે વાંચી રહ્યા છીએ કે રવેચી નો મેળો રવ રવેચી રાપર તમે સાંભળ્યું હશે કે રવેચી નો મેળો ક્યારે ભરાય છે રવેચી નો મેળો ક્યારે ભરાય છે નીચે તમને option આપ્યા છે ચૈત્ર મહિના ના સુદ ચૈત્ર મહિના ના સુદ પક્ષ ની સાતમ અને આથમ નાં દિવસે ભાદરવા મહિના ના સુદ પક્ષ ની સાતમ અને આઠમ નાં દિવસે આસો મહિના ની સુદ પક્ષ ની સાતમ અને આઠમ નાં દિવસે કે શ્રાવણ સુદ સાતમ ને આઠમ નાં દિવસે ફરી એક વખત કચ્છ નો સૌથી મોટો મેળો જેને આપડે કહીએ છીએ કચ્છ નો મોટા માં મોટો મેળો જેને આપડે કહીએ છીએ દોસ્તો એ મેળા વિશે અત્યારે આપડે વાત કરી રહ્યા છીએ તો એ મેળો ક્યારે ભરાય છે એ તમારે મને કેવા નું છે right તમારે મને એનો answer દેવા નો છે abcd answer કરવા નો છે answer કયો આવશે a આવશે bc આવશે d આવશે Okayoption b અને d તરફ maximum બબુડીયાસ જઇ રહ્યા છે maximum છોકરાઓ option b અને c ચલો c વાળા એ છે ચલો its ok વાલે પણ હે વાળા છોકરાઓ પણ મન દેખાણા બરાબર હા તમારું ખુદ નું ખુદ નું opinion હોવું જોઈએ મને એટલી ખબર પડે ok ok ચાલો પેપર ફૂટી ગયું ને હા કારણ કે થયી ગયું આ ભાગ જે છે એ ભાગ દબાવાય ગયો એટલા માટે જે પેપર જે છે એ પેપર ફૂટી ગયું છે પણ its ok કઈ વાંધો નથી સાહેબ તો એ રવેચી માતા નો મેળો જે છે એ રવેચી માતા ના મેળા વિશે થોડી ગણી વાતો હશે એને આપડે જાણવી પડશે કે નઈ ફરી એક વખત question ને જોવો અને answer કરો રવેચી માં નો મેળો ક્યારે ભરાય રવ રવેચી નો મેળો ક્યારે ભરાય તો કે ભાદરવા મહિના ના સુદ પક્ષ ની સાતમ નાં દિવસે ભાદરવા મહિના ના સુદ પક્ષ ના સાતમ અને આઠમ નાં દિવસે આ આ મેળા નું આયોજન થાય છ ok સાહેબ કઈ જગ્યા એ મેળા નું આયોજન થાય છે અને આ મેળો જે છે એ આપડે શું કામ યાદ રાખવા નો છે right કયો મેળો છે રવેચી નો મેળો

કારણ એક વખત મને confirm કર લેવા દો કે કેવા દેખાય છે આજે મેં કલર change કર્યો સમજાણું એ કલર કરવા થી કદાચ તમને હારા દેખાય એવી આશા સાથે મેં કલર change કર્યો છે ચલો હું જોઈ લઉં હો હા રવેચી નો મેળો ચલો દેખાય છે અક્ષરો સારા દેખાય છે બરાબર ને yes જો દોસ્તો કચ્છ જીલ્લા નું રાપર નામ નું ગામ અને આ રાપર નામ નાં ગામ ખાતે રવેચી માં નું મંદિર આવ્યું છે